શંકર અને શિવ નું મિલન એક દિવસ સમાધિ માંથી જાગીને યોગીરાજ ગોવિંદ પાડે પોતાના શિષ્ય શંકર ને આશીર્વાદ આપતાં કહયુ કે વત્સ શંકર તારા મનમાં કોઈ જિજ્ઞાસા હોય તો તે મને અવશ્ય કહે શંકરે ખુબ વિનમ્રતા પુર્વક કહ્યુ કે ગુરુદેવ આપના દર્શન અને આર્શીવાદ થી મારા બધા મનોરથો પુરા થઈ ગયા છે આપની કૃપા થી મને બધુંજ મલી ગયું છે પરંતુ જો આપની મંજૂરી હોય તો હુ એકગ્ર નિર્વાણ પ્રાપ્ત કરવા ઈચ્છુ છુ શંકર ની ઈ નિર્વાણ ની ઈચ્છા હામ્ભળી ને યોગીરાજ થોડી વાર મૌન થઈ ગયાં પછી બોલિયાં વત્સ ધર્મ ના પૂર્ણ જાગરણ હેતુ દેવાધિદેવ શંકર ના અંશ અને આશીર્વાદ થી તારો જનમ થયો છે અદેવ બ્રહ્મજ્ઞાન નો ઉપદેશ આપવા માટે તારો જનમ થયો છે હું મારા ગુરુદેવ ની આજ્ઞા થી હજાર વરશ થી તારી રાહ જોઈ રહ્યો હતો હવે મારુ કાર્ય પુરુ થઈ ગયું છે હું સમાધિ યોગ થી હવે મારા નીર્જ સ્વરૂપ માં લીન થઈ જઈશ તુ કાશી ધામ જા ત્યાં તને ભગવાન શંકર ના દર્શન થશે તેઓ તને જે આદેશ આપે તેનું તું પાલન કરજે શંકર માથું નમાવી ને ચુપચાપ પોતાના ગુરુ ની વાત સાંભળી રહ્યાં હતા ગુરુદેવ હવે મારાથી વિખૂટા પડી જશે તેવું વિચારતા જ તેમની આંખો માં આશુ છલકાઈ ગયા તેમેન મોં ફેરવી ને હાથ થી આશુ લોંછી નાખીયા અને પોતાના ગુરુદેવ ની આજ્ઞા લઈ ને ગુફા માં થી બહાર આવ્યા બીજા દિવસે ગોવિંદ પાદ જી એ પોતાના બધાજ શિષ્યો અને સન્યાસીઓ ને બોલાવી ને તેમને સાધના કરવાનો ઉપદેશ તથા આશીર્વાદ આપ્યા

નર્મદઃ ના પાવન જળ માં તેમના અંતિમ સંસ્કાર કરી દેધા પોતાના ગુરુ ની આજ્ઞા અનુસાર શંકર કાશી તરફ ચાલી નીકળ્યા બીજાં કેટલા સંન્યાસી ઓ પણ તીર્થ યાત્રા કરવા માટે શંકર ની સાથે ચાલી નીકળ્યા ઘણા દિવસો થી પગપાળા યાત્રા કર્યા પછી શંકર વારાણસી પોંહચીયા ત્યાં તેઓ એકાંત અને નિર્જન સ્થાન મણિકર્ણિકા ની નજીક રહેવા લાગ્યા તેમની સાથે બીજા સન્યાસી પણ રહેવા લાગ્યા દરોજ બ્રહમઉંટ માં ઉઠી જઈ તેઓ ગંગા સ્નાન કરતા તથા પછી થી શ્રી વિશ્વનાથ ભગવાન ના દર્શન કરતા અને ધ્યાન માં લીન થઇ જતા ત્યાં રહી ને ગંગા સ્નાન કરી ને બાબા વિશ્વનાથ ના દિવ્ય દર્શન કરતા અને ધ્યાન કરતા શંકરાચાર્ય ના અધભૂત અલોકિક આનંદ ના ની અનુભૂતિ થતી હતી તેમનું મન આપોઆપ જ બ્રહ્માનંન્દ માં લીન રહેતું હતું અગિયાર વર્ષ નો એક નાનકડો પણ પરંતુ તેજશવી તથા જ્ઞાની બાળ સન્યાસી વારાણસી માં મણિકર્ણિકા ઘાટ નજીક રહે છે એવી શ્રદ્ધા ચારે બાજુ થવા લાગી છે આથી તેમની પાસે અનેક શ્રદ્ધાળુ આવવા લાગ્યા શંકરાચાર્ય એ શ્રદ્ધાળુ ભક્તો ને અદૈત

ધીરે ધીરે જુદા જુદા શસ્ત્ર ના વિદ્યાનો અને જુદા જુદા સંપ્રદાય ના સંન્યાસી ઓ શંકરાચાર્ય સાથે શાશ્રત કરવા આવવા લાગ્યા શંકરાચાર્ય એ બધા લોકો ની જીજ્ઞાશા નું સહસ્ત્રાં સમંત સમાધાન કરતા અને બધા સંતુષ્ટ હતા તથા પ્રશ્ર્ન થઈ ને જતા કેટલાક તેમની સાથે વાત વિવાદ કરવા આવતા

તડકો સામે તેઓ જુકી જતા અને છેવટે પોતાનો પરાજય શીવકારી લેતા કેટલાક તેમના થી પ્રભાવિત થઈને તેમના શીષ્ય બની જતા સનંત દંત સકાર્યચાર્ય ના પ્રથમ શિષ્ય બન્યા શંકરાચાર્ય મોટા ભાગે બ્રહ્મલિંન માં રેહતા હતા તેઓ દેવ કાર્ય માટે અવરિત અવતરિત થયા હતા તેથી તેમને એ દેવ કાર્ય કરવા માટે બ્રહ્મા નુ ભુતિ માં રહેવાનું હતું

ઉપદેશ આપતા હતા તે સગુણ ઉપાસના નિર્ગુણ પરમાત્મા સુધી પહોંચવાની સીડી છે અદૈત જ્ઞાન પ્રાપ્ત થવું કે સાધનાઓની પરમ ઉપ્લ્પધી છે અંતિમ અવસ્થા માં છે શંકરાચાર્ય પોતાના શિષ્યો ને ઉપદેશ આપતે વખતે પોતાના ઇષ્ટ ના ધ્યાન માં ખોવાય જતા તો ત્યારે એ જયારે અવસ્થા માં મગ્ન થઈને સ્તુતિ કરતા હતા હે નાથ મારી અને તમારી વચ્ચે જે ભેદ છે તેણે જાણવા છતાં પણ હું તમારો છું સમુદ્ર અને મોજા એક હોવા છતાં તે સમુદ્ર ના મોજા કહેવાય છે એજ રીતે હું તમારાથી જુદું હોવા છતાં તમારો અંશ છું શંકરાચાર્ય સ્તુતિ કરતા કરતા સમાધિ માં લીન થઈ ગયા હતા તેમની નજીક બેઠલો સનંત દંત ધ્યાન રાખતો હતો ગુરુ સેવામાં મગ્ન રેહતા સન્તદંત ને ખાવા પીવાનું કે સુવાનું ભાન રેહતો નહિ શંકરાચાર્ય જયારે સમાધિમાંથી જાગતા ત્યારે આગ્ર કરીને સનન દનન ને વિશ્રામ કરાવતા તેને સમજાવતા શંકરાચાર્ય કેહતા સનન દનન આ નાસવત શરીરને શુ પ્રેમ કરવાનો જો પ્રેમ કરવો જ હોય તો જે નિચર હોય સચર છે સનાતન છે શાશ્વત છે અજર છે અમર છે અવિનાશી છે તે આત્માને પ્રેમ કર પરમાત્માને પ્રેમ કર બ્રહ્મ ને પ્રેમ કર ત્યારે સનંદન કેહતો ગુરુદેવ આપના રૂપ માં હું પરમાત્મા ને પરમબ્રહ્મ ને જ પ્રેમ કરું છું હું નાશવંત ને ક્યાં પ્રેમ કરું છુ સનંદન ની આવી જ્ઞાની યુક્ત વાતો સાંભળી ને શંકરાચાર્ય હસી પડતા શંકરાચાર્ય એ સમાધિ યોગ દ્વારા બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું તે કાર્ય માટેજ તેમનો જન્મ થયો હતો તેથી નિવે કલ્પી સમાધિ માં આત્માનંદ પ્રાપ્ત કરી ને તેમનું કર્તવ્ય પૂર્ણ થઈ જતું ન હતું સર્વબ્રહ્મ માં માંથી જગત તથા સર્વ ખલીલ બ્રહ્મ રૂપી મહાકાવ્ય માં ની પોતાના જીવન માં અનુભૂતિ થવાનો સમય

તેથી માં ભવાની અને ભગવાન શંકર એ એક અદભુત લીલા કરી તે દિવસે પણ શંકરાચાર્ય બ્રહ્મ મુહર્ત માં જાગી ના લાંબા લાંબા ડગલાં ભરતા મણિકર્ણિકા થી અચાનક જ કોઈ સ્ત્રી ના રડવાનો અવાજ આવ્યો અવાજ સાંભળી ને તે થોભી ગયા ને તેને જોવા લાગ્યા તે સ્ત્રી પોતાના પતિ નું સબ લઇ ને બેઠી હતી તથા રડી રહી હતી શંકરાચાર્ય જી નું હૃદય કરુણા થી દ્રવી ગયું તેમને તે સ્ત્રી ને સાંત્વના આપતા કહ્યું કે દેવી જરા શવ ને એક બાજુ ખસેડી લો તો અમે ગંગા સ્નાન કરવા જય શકીયે તે સ્ત્રી એ શંકરાચાર્ય તરફ જોઈ ને કહ્યું કે હે મહાત્મા આપ શવ ને રસ્તા માં થી ખસી જવાનું કહો માતા એવું કઈ રીતે શક્ય છે કે શવ પોતે જ રસ્તા માં થી ખસી જાય તેથી આપ્યતાય ને રસ્તામાંથી એક બાજુ ખસેડો દો અમને સ્નાન કરવાનું મોડું થયું ગયું છે તે સ્ત્રી એ કહું કે હે મહાત્મા આપના મતે તો શક્તિ નીસ્પેક્શ

શાક્ષાત માં ભવાની જ મને જ્ઞાન આપવા માટે આવ્યા હતા મેં માં ભાવની ને ઓળખ્યા જ નહીં શંકરાચાર્યને પોતાના આપવામાં ને અપાર આનંદનો અનુભવ થયો શક્તિ નો મહિમા બતાવવા આવ્યા હતા એવું વિચારીને શંકરાચાર્ય ત્યાં જ બેસીને માં ભવાની ની સ્તુતિ કરતા કેહવા લાગ્યા કે હે ભવાની આપજ પરમ બ્રહ્મસવરૂપ છો

આ અલોકિક ઘટના થી શંકરાચાર્ય નું ચિંતન બદલાઈ ગયું અને તેમને સમજાય ગયું કે જીવ અને બ્રહ્મ અભિન છે બ્રહ્મ માત્ર એક દ્રષ્ટ છે

તેમને જીવ ભૂમિ પર વ્યહવારિક શેત્ર માં સર્વ બ્રહ્મ મય જગત નું જ્ઞાન બોધ તથા દસવી પ્રાપ્ત થયા હતા એજ રીતે વ્યહવારિક સેહતર માં શંકરાચાર્ય ના માં વિજ્ઞાન નો સંપૂર્ણ વિકાસ થાય એ માટે ભગવાન શંકરે બીજી એક અદભુત લીલા રચી હતી તે દિવસે શંકરાચાર્ય દરોજ ની જેમ ગંગા સ્નાન માટે જય રહ્યા હતા એજ વખતે તેમને ચાર કુતરા સાથે એક કદરૂપો માણસ સામે થી આવતો દેખાયો જયારે તે શંકરાચાર્ય ના માર્ગ માં માં આવી ને ઉભો રહી ગયો ત્યરે તમને તને કહ્યું

આથી શંકરાચાર્ય ફરી થી તને કહ્યું કે અરે ભાઈ તું રસ્તા માંથી એક બાજુ ખસી જ અમારે સ્નાન તથા બીજા કાર્ય માં મોડું થઇ રહ્યું છે હે મહાત્મા આપ કોને ખસવાનું કહો છો આત્મા ને કે દેહ ને તે હસતા હસતા સંસ્કૃત ભાષા માં વાત કરી રહ્યો હતો તને આગળ કહ્યો કે આત્મા તો સર્વ વ્યાપી છે તે નિષ્ક્રિય અને સતત શુદ્ધ સ્વભાવ વાળો છે જો તમે દેહ ને હટાવાનું કહેતા હોય તો તે તો જડ છે તે કઈ રીટા ખસી શકે તમારા દેહ કરતા બીજા નો દેહ કઈ રીતે જુદો છે એ પણ બતાવો

સાત્વિક દ્રષ્ટિ સુ એક દેહ બીજા કોઈ દેહ થી ભિન્ન છે જળ માં અને દારૂ માં સૂર્ય ના જે પ્રતિબિંબ દેખાય છે એમાં સુ કોઈ ભેદ હોય છે સુ આજ તમારું બ્રહ્મ જ્ઞાન છે તે માણસ ને આવી જ્ઞાન ભરેલી વાતો સાંભળી ને શંકરાચાર્ય અચંભા માં પડી ગયા તેઓ શરમાઈ ગયા અને વિચાર્યું કે આ અવશ્ય કોઈ દેવ દેવી લીલા છે ની સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ તમે બધા ભૂતો પ્રત્યે સમાન જ્ઞાન ધરાવો છો આપ સર્વજ્ઞ સર્વ વ્યાપી છો હું આપણા ચારનો માં કોટી કોટી વંદન કરું છું શંકરાચાર્ય એ જોયું કે હવે તેમની સામે પેલો માણસ પણ નતો કે તેના કુતરા પણ નતા તમને જોયું કે સૂર્ય તથા અગ્નિ સમાન એક દિવ્ય પુરુષ ના રૂપ માં ભગવાન ભોળા નાથ પોતાના હાથ માં ચારેય વેદ લઇ ને તેમની સામે ઉભા છે ભગવાનને શાક્ષાત પોતાની સામે ઊભેલા જોઈને શંકરાચાર્ય હૃદય માં હર્ષ વ્યાપી ગયો તેઓ ફરી થી બે હાથ જોડી સ્તૃતિ કરવા લાગ્યા

શંકરાચાર્ય ની સ્તુતિ થી પ્રસના થયા તેમના માથે હાથ મૂકે ને કીધું હે વત્સ હું તારા થી અત્યંત પ્રશ્ર્ન છું હું તારી પાસે જગત માં વૈદિક ધર્મ ની પૂર્ણ પ્રતિષ્ઠા કરવાની ઈછા રાખું છું તું વેદાંત ની નિર્દોષ સ્વચ્છ કરી ને ભ્રામક માટે ભેદો નું ખંડન કરી ને વ્યસ્ક્રુત બ્રહ્મ શુત્ર પર ભાષ્ય ની રચના કર વેદાંત નું મુખ્ય તાત્પર્ય તો બ્રહ્મ જ્ઞાન છે તેની પ્રતિષ્ઠા કરી ને વૈદિક ધર્મ નો સમગ્ર દેશ માં પ્રચાર કર તે મારા અંશ ના રૂપ માં

આનંદ વિભોર થઇ ગયા તેઓ ગંગા સ્નાન કરી ને વેહલી તકે પોતાના નિવાસ સ્થાને પોહચી ગયા પરંતુ હજુ પણ તેમના કાન માં મહાદેવ નો અવાજ ની વાણી ગુંજી રહી હતી શંકરાચાર્ય એ વિચાર કર્યો કે બ્રહ્મ શુત્ર નો ભસ્યા કરવા માટે બદ્રિકાશી જવાનો યોગ્ય રહશે એવો વિચાર કરી ને તેઓ કાશીનગરી ભગવાન વિશ્વનાથ અને માં અન્નપૂર્ણા ને પ્રણામ કરી ને પોતાના શિષ્યો સાથે બદ્રિકાશી તરફ જવા ચાલી નીકળ્યા થોડા સમય પછી ભગવાન શિવ ની આઈ આજ્ઞા ને પુરી કરી ને તેઓ કેદારનાથ માં શિવતત્વ માં વિલીન થઇ ગયા હવે આત્મ વિજય થી લોક વિજય આ દેવ પુરુષ પોતાના પચ્ચાસ લાખ શિષ્યો અને કરોડો અનુયાયી ને છોડી ને ગયા છે તમને એટલો બધો પ્રભાવ કરી રીતે ઉત્પન્ન કર્યો તેનું રહ્શ્ય સમજવું હોય તો તને એક શબ્દ થી જાણી શકાય છે કે તેમને તત્પરતા પૂર્વક પોતાના જીવન માં આદેશો નું પાલન કર્યું હતું પ્રભાવ પેદા થયો કે જે કોઈ તેમના સંપર્ક માં આવ્યા તેઓ ઝૂકતાંજ ગયા